બસ મજમા તમે મજામાં? બસ ચાલે છે. આપડે કોઈ plan ની જાણકારી આપી શકો છો? BSNL નો તો જે કોઈ plan કોઈ long સમય માટે હોય? હા, કોઈ એવો plan હશે કે જેમા benefit સારો મડે? validity સાથે કોઈ calling માટે કોલિંગ બધાં જ benefit જોઈએ છે. calling dataSMS

અટલે તમે જણાવી શકો છો કે

રોજ ના બે GB ડેટા વાપરવા મળે. SMS નું પણ benefit વાપરવા મળે.

હા એની સામે પણ message હોય તો પછી સારું ને પણ?

હમ્મ બાકી તો SMS ની જરુર તો ના પડે આમ પણ જસ્ટ તમારો નેટવર્ક નો ઇશ્યૂ થાય એટલે પછી SMS હોય તો સારું ને પેન્ડિંગ પડ્યા હોય તો યુજ કરી શકીએ બાકી તો એમ પણ એપ્લિકેશન અવૈલેબલ છે એનો કરી શકાય તેનો ઉપયોગ. પડ્યા હોય તો message સારુ પણ. અને postpaid કરાવવું હોય આપડે તો પોસ્ટપેડ કરાવી શકીએ પ્રીપેડ નંબર પર?

બંને બનાવી દો. બંને અહીયાં વાપરવા ભી અને કોઈ વાર બહાર જવું હોય તો બહાર વાપરવા ભી.

બરાબર એટલે એમાં કેવી રીતે હોય આમ એટલે ક્યા જવાનું? Okay પણ BSNL ઓફિસ જઈને કરાવવું પડે. અહીં ઘરે બેઠા બેઠા તો આપડે ના કરાવી શકિએ. Online વોનલાઈન કરાવવું હોય તો ના થાય?

મને શું SMSSMS provide કરશો આપ? બરોબર એટલે automatic આવી જાય?

હું અમદાવાદથી. તમે ક્યા થી વાત કેવુ છે અમદાવાદમાં કોઈ ફરવા લાયક જગ્યા છે તમને ખબર છે સારી જગ્યા કે ત્યાં જઈ શકીએ ફરવા માટે આપડે? ગરમીમાં ફરવાની ના માજા આવે, ઘરમાં જ બેસી રહેવાની મજા આવે, ફરવાની થોડી મજા આવે ગરમીમાં.

હમ્મ એમ તો જવનું જ છે ફરવા માટે થોડા દિવસમાં. મારે તો બહાર જવું છે. બહાર ના દેશ માં મારે country છોડીને જ જવું છે. બીજી country માં જઈએ તો ગરમી તો ના પડે. તો જે દેશ સારો હોય એ દેશમાં જવાનું.

હા એ તો જે જગ્યા problem હોય એ જગ્યાએ નહીં જવાનું. હા એ ખ્યાલ છે પણ એ તો યુક્રેન મારે પણ નહીં રહેવું. મારે તો જવું જ છે.

એટલ plan કરવો એટલે ભાડું ચૂકવાઈ જાય ને આખા મહિનાનું? ના એટલે બિલ ના ભરીએ એટલે બંધ થઈ જાય નંબર એવું? એટલે બિલ ના ભરીએ એટલે પાહિ ડિપોઝિટ આપી એમાંથી પૈસા કપાય પછી? ઓકે. એટલે અમારી ડિપોઝિટમાંથી પૈસા ના કપાય. બરાબર. એમાં પાછું monthly plan એટલે monthly plan આવે ને એમાં તો? એક મહિનાનું બિલ હમ્મ હમ્મ હમ્મ એટલે કરાવવાની જરૂર ના પડે. બરાબર, એટલે બહાર ગયું બહાર જવું હોય તો ડાયરેક્ટ પછી આપડે એ જ લઈ શકીએ એટલે એનો નંબર જે હોય એ ડાયરેક્ટ ચાલુ થઈ જાય બહાર એવું? આટલા દેશમાં જઈએ એટલે.

એટલે એમાં પ્લાન પાછો જે ચાલતો હોય એ કરાવવો જ પડે બહાર જઈએ એટલે.

ના જમવાનું બાકી છે હજી તો. હા time થયો નથી હજુ. થોડો time હજી બાકી છે એ ટાઈમ થાય એટલે જમી લઈશું, તમે જમ્યા?

ના સાચી વાત છે. ખાધા પીધા વગર તો કેમનું ચાલે? ખાધા પીધા વગર કામ ના કરાય.

તમે ઊંઘી જાવ કે નહીં ઊંઘી જતાં ટાઈમ ટુ ટાઈમ? ટાઈમ ટુ ટાઈમ ઊંઘી જાવ કે નહીં ઊંઘી જતાં? ઓકે. બીજું જણાવો કે BSNL માં dataplan કેવી રીતે અવૈલેબલ છે? ઈન્ટરનેટ

મકાન ભાડે મળે પણ મોંઘું પડે થોડું. ડાયરેક્ટ નાં મળી જાય. ડાયરેક્ટ નાં મળી જાય આપણે શોધવું પડે. થોડું ફરવું પડે. હમ્મ. થોડુંક તો શોધવું પડે.

ઓકે બરાબર.

ઓકે જરૂરથી. અત્યારે તો હારા છે. હવે કાલનું નહીં ખબર. તડકામાં પણ અમે નીકળતા જ નથી. હમ્મ હમ્મ તડકામાં તો એટલે ફરવાનું ગમતું જ નહીં. બરાબર છે. અને કોલેજ વૉલેજ નહીં.

હા એ વાત તો સાચી છે. વધારે પ્લાન ના હોય.

હું આજે ગુજરાતના પાટણ વિશે પાટણ માં જે રાણી કી વાવ છે એ વિશે આજે હું વાત કરવાનો છું પાટણમાં ગુજરાત અને ગુજરાતમાં પાટણમાં એક બહુ સાહસિક જગ્યા બની જાય છે. પાટણના પટોળા અને પાટણ ના રાણી કી વાવ આપણા આ ગુજરાત માટે નું ગૌરવનું સ્થાન મેળવે છે. પાટણ માં ફક્ત પટોળાની વાત નથી એ બહુ જૂનામાં જૂની એક સંસ્કૃતિક

પાટણના પટોળા એ એક ફક્ત ગુજરાતની ગૌરવ નથી બલ્કી આખા વિશ્વનું ગૌરવ બની જાય છે. એક માણસનું વ્યક્તિનું

એવા ભારતના એક બીજે ખૂણેથી અહિયાં લાવવામાં આવે છે અને એને વ્યવસ્થિત રીતે કુદરતી એક colour કરવામાં આવે છે અને પછી ધીરે ધીરે એને ઉપયોગ કરવામાં આવે છે. પાટણના પટોળા એક પટોળા બનાવવા માટે ઓછા માં ઓછા છ મહિના થી એક વર્ષ સુધી થાય છે. સૌપ્રથમ એને લાવીને એને જે design માં બનાવવા લોકો કહે છે એ design માં colour કરવામાં આવે છે અને એ colour એ colour હમેશા જે વ્યક્તિઓને જે જોઈએ એ પ્રમાણે એનું આહ પસંદ કરવામાં આવે છે અને પછી પછી એને પસંદ કાર્ય પછી એને પસંદ કાર્ય પછી એનું આહ જે રીતે બનાવવાનું હોય એ પ્રમાણે બનાવવામાં આવે છે. સાથે સાથે આપણે પટોળા ની વાત કરીએ તો પટોળા એ ઘણા બધા વ્યક્તિઓને નૌકરી આપવાનું સાધન બની જાય છે. પટોળા ને આહ એ colour કરવાથી એને તૈયારી કરવાથી એ ઘણા બધા લોકો ત્યાં નૌકરી મેળવી શકે છે કામ કરે છે અને એને ઉપયોગ કરે છે અને એ એ એ કળા કેટલા પરિવાર સાથે જ આહ એ સંકળાયેલા છે. તો ચાલો આપણે આ પટોળાને એ કેવી રીતે આ લોકો બનાવે છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એને વિશે આપણે જાણીએ. પટોળા એક પારિવારિક રીતે એક શ્રમ ને એક મહત્વ આપવાને એક સાધન બની જાય છે. આપણે તો આજે ઘણા બધા કપડાઓ આપણે બજારમાંથી આપણે ખરીદી કરીએ છીએ પણ આ બધા કપડાઓ

જેટલું એનું સમય થાય છે એનું બનાવવામાં સમય થાય છે તેટલું જ તેનું માન પણ વધે છે. જેથી કરીને આજે આ પટોળા આજે બનાવવા માટે મેં જેમ કીધું એ પ્રમાણે એ એક વર્ષથી એક દોઢ વર્ષ સુધી એનો સમયકાળ થાય છે એને બનાવવા માટે એ એ એ આ જીવન પણ પટોળા પટોળા ની પણ જીવન પણ એ એ સો વર્ષથી દોઢસો વર્ષ સુધી હવે તો કેટલીક વાર કહેવામાં આવે છે કે ત્રણસો વર્ષ સુધીનું કોઈ નાશ થતું નથી એ ખરેખર એ પટોળા તરીકે જ રહે છે અને એનું માન પણ જેટલું વધે તેટલું એનું ભાવ

એ કળા ને કોઈ વ્યક્તિ આપણે આપોઆપ આહ એક ગ્રહણ કરી શકતા નથી. કેમ કે એ કળા કેટલી જૂની છે એટલા માટે આપણે ઘણા બધા લોકો એની આહ શોધ માં છે એનું માન આપવા ઈચ્છે છે. એને colour કરવામાં આવે છે colour એ બહુ જૂની રીતે અને એ કુદરતી રીતે એ colour કરવામાં આવે છે જેથી કરીને આ colour ભલે કપડા ને કશુંક થાય પણ એ colour કોઈ દિવસ જતું નથી. અને કપડા ને પણ એટલું બધું ખ્યાલ લેવામાં આવે છે જાતે આહ એ વણવા માં આવે છે એ હાથે વણવાથી એનો આયુષ પણ એટલું જ વધે છે. એનું એ કુદરત રીતે એને બનાવવા માટે ઘણા બધા વ્યક્તિઓ આ કામ માં લગાવવા પડતું હોય છે. અને એને colour અને એને વણવાનો રીત અને એનું સાચવવાનું રીત અને એટલું બધું માન થી એ

આ કળાને આ પાટણ ગૌરવથી એ વખોળે છે આજે આ પાટણના પટોળા આહ મેં કીધું એ પ્રમાણે ફક્ત ભારતના આહ વ્યક્તિઓના નહી વિદેશના વ્યક્તિઓ પણ એને બહુ કિમત આપીને એને એ પોતાનો સ્વીકારવા તૈયાર છે અને ગરવી લેવા તેઓ એ તલ્ફી રહે છે અને આજે આપણે જોઈએ છીએ એ રીતે આ પાટણના પટોળા અને એટલું માન પણ છે. ઘણા બધા વ્યક્તિઓ જે આહ ખૂબ જ પૈસા ખર્ચી કરીને એટલું બધું બધું એમાં મહેનત થાય છે એને કારણે આ ખૂબ પૈસા ખર્ચા કરે છે અને એ પોતાનું એક status બનાવવા માટે આ પાટણના પટોળા ને તેઓ ખરીદીને લઇ જાય છે. કેટલાક આહ આહ સ્ટારો, સુપરસ્ટારો અને જે માં કરતા કરતા જે કલાકારો એને એને ખરીદી ને લઇ જાય છે. તે રાજકર્તાઓપણ આ પાટણના પટોળા પણ લઈને જાય છે અને પોતાના પરિવારનો એક એક status symbol તરીકે એ તેઓ એમને સાચવી રાખે છે અને આ પાટણના પટોળા આ આખા ગુજરાતમાં બની જાય છે ત્યારે ગુજરાતમાં બહુ પ્રખ્યાત હતી એનું કારણ છે એનું કિમત કેમકે એમાં એટલું બધું labour એનો manpower એવો કામનું એટલું બધું કિંમત બની જાય છે જે કિંમતી બની જાય છે જેથી કરીને આ વ્યક્તિઓ એને લેવા માટે એને એને રાખવા માટે એને એને બનવા માટે એટલું બધું મહેનત કરવું પડે છે સાથે સાથે એમાં જે કળાઓ કરવામાં આવે છે એ કળાઓ પણ બહુ વિચાર સમજીને એ બહુ નિર્દય રીતે એને એ એ એ એ વાપરવું પડે છે તે અને તે આહ આહ ભરવું પડે છે એટલે જ એ એ એક નાની ભૂલ પણ એ એની આખી કળાને આખા આહ આહ એ એ એ design ને એ ચિત્રને મેળવી શકે છે. એટલે એની સાથે સાથે એને બહુ સમય કાઢીને એને એને વિચાર કરીને એને બનાવો પડે છે. અને સાથે સાથે આપને આ પાટણના પટોળા ને કેટલાક જ વિભાગો એમાં રસ બતાવે છે અને એ ઘડવા આહ તેઓ મહેનત કરે છે એવા આમાં ઘણા બધા લોકો તેમાં નિષ્ફળ બની ગયા છે છતાંય કેટલાક પરિવારો આ કઠિણ પરિસ્થિતિમાં પણ મુશ્કિલ ની પરિસ્થિતિમાં પણ એને લોકો વખાણે છે અને એમના પરિવારો સાથે એ કામ કરે છે અને આજે આહ આજે આપણા ગુજરાત સરકાર આહ આ પાટણના પટોળા બનનાર આ પરિવારને ખૂબ જ સાથ સહકાર આપે છે સાંભળી ને મને આનંદ થાય છે કેમકે આ પટોળા આ બનાવવાનું કામ એ આહ આહ કોઈ વ્યક્તિ તરીકે ઘણા બધા લોકો ને ખરીદવા તૈયાર નથી જયારે બીજા બધા કપડાઓ એ દિવસે કેટલા લાખો મીટર આહ આહ એ બનાવવામાં આવે છે જયારે કપડાઓ તો ભૂ ઓછુ બની શકાય છે કેમ કે આ labour એનું manpower બહુ વધારે હોય અને જયારે આ ગુજરાત સરકારે આ કળા ને એને પ્રોત્સાહન આપવા માટે કેટલી કેટલી રીત અપનાવે છે અને એને એને પ્રોત્સાહન આપીને અને આજે આ વધારે આગળ લાવવા માટે પ્રયત્ન કરે છે અને આપને આપણને આભાર લાગણી એ થી

એ પાટણના પટોળા એ ફક્ત સાડી નથી સાડી સાથે સાથે એ કલાત્મક વગેરે વસ્તુઓ પણ તેઓ ખરીદી કરવા અને એને વાપરવા એ લોકો એ એને દિલથી વાપરી શકે છે. તો આજે આપણે આ પાટણ ના પટોળા એમના વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે પાટણના પટોળા એક symbol થી આપણે કહીએ છીએ કે એક status sample તરીકે વાપરવામાં આવે છે. આપણે આ પાટણના પટોળા અને એની વાત કરીએ છીએ ત્યારે એને વાપરનાર કેટલાક વ્યક્તિઓ એમાં આહ લાગે છે. એ વ્યક્તિઓ સાથે સાથે એમાં ઘણા બધા ગરીબ કુટુંબો જે જે આ પાટણના પટોળાને પટોળાને પાછળ કામ કરે છે એ કુટુંબો પણ એમની સાથે સાથે બહુ આહ લાચાર હોવા છતાં આ કામમાં પણ પોતાનું જીવન ગુજારે છે એમના જીવનમાં આ પાટણના પટોળા બહુ મોટો ભાગ બની જાય છે કેમકે આ પટોળા આહ એમને માટે રોજ નું routine એક આહ આહ નિશાની બની છે કે જેના આધારે જ કેટલાક કુટુંબી પરિવારો ગુજરાન ચલાવે છે. એમને મોટી ફેક્ટરીઓમાં કામ કરવામાં કદાચ નહી ફાવે પણ આ નોકરીમાં આ સામાન્ય મજુરી કરીને અને જીવન ગુજારવા કરે છે. આવા ગરીબ પરિવારો ની પણ આપણે વાત કરવી પડે છે આ આ આજે આપણે આ tourism માં આહ એ ગુજરાતના ગૌરવ વિશે આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે પાટણના પટોળા એક મુખ્ય ભાગ ભજવે છે એમ કહીએ તો એ એ સાચું કહી શકાય છે આમ અને આ પરિવારોને પણ આ કામ કરવું પડે છે અને પરિવારો પોતાનો દીન ગુજારવા માટે આ પાટણના પટોળાને આ આધારે સૂચવે છે અને વર્ષોથી એમનું કામ કરે અને એક order મળે તો પણ એમના જીવનમાં લગભગ આહ આહ પાંચેક મહિના નીકળી જાય છે એને તૈયાર કરવા માટે એને વણવા માટે એમના એની સાથે સાથે ઘણી બધી રીતે એને કામ કરવા માટે આ પાટણના પટોળા બહુ મદદ કરે છે. સાથે સાથે એના પરિવારોને પણ આપને યાદ કરીએ છીએ એ કલાને સાચવી રાખવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે સંઘર્ષ અને તાપ નો સામનો કરીને આ પરિવારો આ પાટણના પટોળાને તેઓ સાચવી રાખે છે. સાથે સાથે આપણે આ પરિવારને પણ ના આહ આહ ઘણા બધા વ્યક્તિઓ આપણે કહીએ છીએ કે તેઓ કેટલાક કેટલાક વ્યક્તિઓ ખાલી જોવા માટે આવતા હોય છે અને કેટલા એવી એમાં જે કળાઓ છે એ એ એ એ વખાણ કરવા માટે એને પ્રોત્સાહન કરવા માટે આવતા હોય છે અને કેટલાક વ્યક્તિઓ એને આહ એમની સાથે સાથે એમના જીવન માં જે કઈ